rectengular SBI થી વગેરે રાખી શકાય જ્યાં ફક્ત એક જ દિશામાં બાલ લાગતું હોય ત્યાં આ section નો સૌથી હલકું બને પરંતુ જ્યાં બે દિશામાં બલ લાગવાણી વ્યાખ્યતા હોય ત્યાં box section હલકું થાય તેજ પ્રમાણે casting તથા વેલ્ડિંગ થી તૈયાર કરેલી ગોળી વજનમાં હલકી થાય આ સિદ્ધાંતો સૂચવે છે કે જ્યાં સ્કાય હોય ત્યાં મનુષ્યની આવડતની યોગ્ય એ કામ જેથી તેમાં ખોટો ઉપયોગ થાય શકે નહિ ત્રીજું દાગીના માટે કોપરેટ સમાવેશ થાય શકે છે દાખલ તરીકે માણસ દ્વારા કરવામાં ઘણા ટીપુલ કર્યો જીગ અને Pitcher દ્વારા થઈ છે વળી જીગ અને અને તેના અનુરૂપ Clear અંક આપી છે તેવા દાગીના માં આવતા દાગીનાના માપના ફેરફારો યોગ્ય સમાવેશ કરી શકાય છે માફક સાધનો જે લક્ષણો હોય તો તેનો ઉપયોગ કરવા માં વધુ આવડત જરૂરી બને છે માપક કાર્ય ઓછી આવડત વાળા સંકાશ રીતે જારી શકાય આ વ્યવસ્થા ને કારણે મેપ ઉપયોગ કરનાર અને પ્રેરણાત્મક શક્તિ પાર આધારે રહેતા નથી અને ઓછી આવડત કે કારીગર સાથેમાપ જાત થી લાય શકે છે પ્રક્રિયાઓનું એતિકારણ આ ખુબજ અસર કારક સિદ્ધાંત છે તેના દવારા operation માં ઘટકો ઘાતકી શકાય છે આ સિદ્ધાંતો બે રીતે અપનાવા જેમાં સાયમાટેસન માં બે કે તેહિ વધુ ઘટકોને એકી સાથે કરવામાં આવે છે તરત સિદ્ધાંતોનો ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે આ ઉપરાંત બને છેડે અલગ વલય તે ઉપયોગ દ્વારા તેમજ મિલી મશીનની ક્રિયા એકી સાથે થાય શકે છે તેવીજ રીતે Tatting Machine Tatting અને બને ક્રિયા ઓ એ ઉપયોગ દ્વારા કરી શકાય છે લાભ મોટો ભાગે Canner machine તેજ પાર ખાસ ઉત્પાદન દ્વારા મેળવી શકાય છે આ માટે

અગાવ જોય ગયા તે મુજબ ડાયરેક ઉપયોગી કાચ ઘટાડી છે પરંતુ આપણે જાણીયે છીએ કે ડાયરેક એક કાર્ય પદ્ધતિ હંમેશા Indirect અથવા કાર્ય પદ્ધતિ સંકળાયેલી હોય છે આથી તેમાં કરકસર કરવી પણ એટલી જ મહત્વ ની છે તુલ Engineering આથી મહત્વ પૂર્ણ જીવી બને છે કે તે એવા સાધનો પુરા પડે છે કે જેથી Indirect Course માં ઘટાડો થાય છે અને Direct હેતુ કાર્ય કરી શકાય છે આમ માટે અર્થાત ધ્યાન આપવું જરૂરી છે નીચેની કાર્યોમાં સમાવેશે થાય છે inspection કે એકિટ અને સેરીતર inspection production માં ઇન્ટેસાન માલ્ટા માટે મોટા પાયા પાર ગેજ઼િશ નો ઉપયોગ થાય છે આ ગેજ પુરા પાડવાની જવાબ દારી પુલ Engineering ના શિવે છે ગેજ઼િશના વપરાશ માપવાના આપણે ટુલિન્ગ અને માટેના કર્કશોના પગલાં જે ધ્વારા Direct જે કોષ ઘટાડી શકે છે તે અપનાવા જોઇએ પરંતુ નીચેના બે મીટર લાગણી લેવાથી Indirect Post માં ઘટાડો થાય શકે છે જયારે મજુનીન ક્રિયા થતી હોય છે ત્યરે તે Cleanderyinspection પેલી opretiveSpecson ની જાન્યુઆરી કરો ડીસેમ્બર તીસ બે હજાર વીસ ના ત્રણ જાન્યુઆરી બે હજાર એક વીસ ના નવું વર્ષ ઉતર અમેરિકા માં શિયાળા માં વાવાજોડું એક વય્ક્તિ નું મૃત્યુ કરી અને, એક લાખ ઓગનીસ હજાર pound out station ના કારણે બનયુ હતું વાવા જોડા નું કારણ સમગ્ર united state અને કેનેડા થકી એઓ નું પાંત્રીસ મિલિયન નું નુકસાન થયેલું. જાન્યુઆરી one six ચક્રવાત યોજના થી સમગ્ર Australia માં ten million થી નુકસાન પહોચાડયુ જાન્યુઆરી સાત પંદર ઓટો ગર્લ્સ સ્પેન્ડ જીવડાયે અઓરંડા ફર્નાસ ઓમ, મોકળો ઇટલી વેકટીન સીટી ઇઝાન વેલીએસ ગીલીસ તુર્કીસ અને ઉકેન ના તોફાનો માં ફેલીમોન નો પાંચ લોકો મર્યા,

અને મેડા કાસ્કર અને

ઓજા મિલ્ક અને મોલાવી જીમ્બઆવે દક્ષિણ આફ્રિકા અને ના દસ મિલિયન નું નુકસાન થયેલું છવીસ જાન્યુઆરી એક થી,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 ફેબ્રુઆરી પાંચ ના ચકવાત ના અન એક વય્ક્તિ નું મોત નીપજું અને જેમાં પાંચ ગુમ થયા હતા અને તેજી માં dollar one મિલિયન નું નુકસાન થયેલું.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 પાવર હાઉસ કરેલ છે જે one point પંચાસી મિલિયન નું નુકસાન થયેલ છે. ફેબુઆરી એક સાત Australia માં બે હજાર એક્વીસ માં સડતાલીસ એકર માં અને આઠ લોકો ગયલ થયેલા ફેબૃઆરી છ united state માં,

બે હજાર બાવીસ શિયાળા માં વાવાજોડું અને વાદળા ઉપરાંત ઠંડી ની ઓછા માં ઓછા બસો છયાસી લોકો ના મોત થયેલા. સમગ્ર united state લાખો લોકો કારણ બને છે એક સો અથાનું point છ બિલિયન dollar નું નુકસાન થાય છે.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 ફેબ્રુઆરી સાત દુર ઘટના ના કારણે બરફ હિમ સાથે પુર ના પરિણામે તાયાસી લોકો ના મોત થયેલા હતા એકસો એકવીસ લોકો ગુમ થયા હતા. આઠ ફેબુઆરી ગેરકાયદેસર રીતે ચાલવા માં આવતી ટેક્સ ટાઈઅલ વર્ક શોપ માં પુર માં ચોવિસ કામદારો મૃત્યુ પામ્યા. જે આ પ્રદેશ માં પડેલા ત્રીવ વરસાદ ના પરિણામે આવી હતી અન્ય દસ લોકો બચાવી લેવામાં આવ્યા હતા હોસ્પિટલ માં દાખલ કરવા માં આવ્યા હતા. સમગ્ર united state માં બરફ ના તોફાન માં બાર લોકો ના મોત થયી ગયા અને પંચોતર મિલિયન થી વધુ લોકો નું નુકસાન થયું હતું.

હવામાન થયેલા ઘટનાઓના સંભવિત ચાર લોકો ના મોત થયેલા પચીસ માણસો ઘાયલો દેશ માં ઠંડી ની લહેર ત્રણ લોકો ના મોત થયેલા હતા.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 અને દસ લોકો ઘાયલ બી થયેલા હતા અને તો પણ, તીયોન તોપણ તરીકે ઓળખાય છે એક વય્ક્તિ નું મૃત્યુ થયું જેમાં ચાર ઘુમ થયા અને વળા વાળે ત્રણ પોઇન્ટ ઓગણત્રીસ dollar, નું નુકસાન થયું સત્યાવીસ ફેબ્રુઆરી આઠ માર્ચ ના કારણે સિત્તેર હજાર થી,

માર્ચ ચાર સતત north america માં હિમ વર્ષ થયેલી જેના કારણે પંચોતેર million નું નુકસાન થયું. હિમવર્ષા ના કારણે ચોપ્પન હજાર લોકો ની વીજળી ઘુમાવી દીધી હતી કેટલાક વિસ્તારોમાં વિક્રમજનક મૌસમો માં સૌથી વધારે હિમવર્ષા થયેલી. માર્ચ ચોવીસ અઢાર દક્ષિણ પુરી યુનિટેડ સ્ટેટ્સ માં ટોરેન્ટ નું એકકાવાન ટોરેન્ટ નું અને છ ઇજા થયેલ.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

અને અડતાલીસ નોન અને આર્થિક રીતે ઇજા અને અધિક ને અને પાંચ મહિલા,

માટે તેનું ઉચ્ચ જોખમ આવું માટે પેચીસ માર્ચ એકવીસ માટેનું ઉચ્ચ જોખમ જાહેર કર્યું હતું. જયારે મોટા પબ્લિક ને અપેક્ષા હતી નેશનલ બેંક સર્વિસ દ્વારા બે તોનેતો કટોકટી જાહેર કરવામાં આવી હતી.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 માર્ચ છવ્વીસ ના જ્યોતીસ ના donald trump સાથે નીકળ્યા સેનાએ વળી એક્સ વય્ક્તિ નું, રીતે હત્યા કરીને five million નું નુકસાન થયેલું.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 ઐતિહાસિક પૂર અને ભવ્ય પશ્ચિમ માધ્ય માં પશ્ચિમ ઓગણીસોનાવવાનું પછી આવું પ્રથમ વાર બન્યું એપ્રિલ નવ અગ્યાર નીકળ્યા. એક વ્યક્તિ નું મોટ થયું સિસ્ટમ નો ગાલો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

ટાઇફોને તરીકે કે ધાર છપ્પન તરીકે અને તે પેહલા નું સૌથી મજબૂતાઈ નો રેકોર્ડ પણ બની ગયો.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 આગ તે પણ આગ વધારી હતી હું તમને હું ક્વ, તમને ખબર છે આપડે ઉત્તરાખંડ માં પહેલું વાદળ ફાટેલું, હા જી સાહબ ખબર છે વાદળ ફાટેલું ત્યાં ઉત્તરાખંડ તો હેજને અને આપડે ચારધામ ની યાત્રા કરવા ત્યાંજ ને ઉત્તરાખંડ,

હા હા હા ત્યાં વાદળ ફાટેલું ખબર છે હમ્મ અને ત્યાં ઘણા બાધા એમાં કાઠિયાવાડી લોકો ગયેલા તે ચારધામ ની યાત્રા એ ગયેલા હે. ત્યાંનું વાદળ ફાટેલું ત્યાંનો વરસાદ આવેલો અને તેની ઠંડી નું વાતાવરણ બી એટલું હતું i think ઉત્તરાખંડ માં, almost city માટે નડેલું તો અમે અહીંયા ઉત્તર ગુજરાત માં રહેવાનું સાહેબ ત્યાં માટે અહીંયા થી ત્યાં લોકો માટે તે શહેરી વાળા એ લોકો નું સંગઠન બનાવેલું. તેમાં જો કરેલો અમે લોકો એ ફૂડ પેકેટ બનાવેલા હતા તેમજ જેમકે કોઈ કપડાં પુરાણ હોય એ તેમજ નાના છોકરા ના કપડાં તેમજ ગરમ કપડાં, રેઇનકોટ તે બધું અમે ઉત્તરાખંડ ઉતરાવેલુ અમે પુરી શેરી માં થી i think અમે ઘણું બધું મોક્લાવેલું i think ત્યાંથી મોક્લાવેલું. શેરી શેરી ના ઘણા બધા લોકો એ પોટ પોતાની રીતે જે જવું હોય એ તથા ઘણા લોકો એ પૈસા ની પણ સહાય કરી. ઘણા લોકો એ વસ્તુ આપેલી અનાજ આપેલું કઠોળ આપેલું તે બધું અમે લોકો એ ત્યાં ઉત્તરાખંડ લઇ ગયા તમે સાહેબ એવું કંઈક કરેલું હોય તો કો, હવે હું તમને એ ક્વ તમારા વચ્ચે આવાજ બહી આવે વચ્ચે ગાડી ના હોર્ન નો તો સઈદે પર જય આવો સાહેબ, Okay સાહેબ okay ચાલો કોઈ વાંધો નહિ સાહેબ sorry સાહેબ, તમને ખબર હોય તો તામિલનાડુ માં હમણાં પૂર આવેલું જે તમને ખબર છે. ના સાહેબ તેનો કોઈ આઈડિયા નથી તામિલનાડુ માં પૂર આવેલું ને તમને કોઈ આઈડિયા હોય તો કહો ને. તામિળનાડુ માં પૂર આવેલું બહુ ખરાબ પૂર આવેલું ત્યાંના લોકો ઘણા લોકો ફસાયેલા હતા ઘણા લોકો મૃત્યુ પણ પામેલા હતા અને ઘણા લોકો ઘઉં પણ થયેલ હતા અને અમે, અમે અમારા થી થાય એટલી સહાય પણ કરી હતી બધા એ થોડી થોડી પૈસા હતા પૈસા અને ખાવાનું છે તે છે કપડાં મેડિસિન દવા બધું અહીંયા થી મોક્લાવેલું હતું સાહેબ. અચ્છા અચ્છા અમને ખબર નથી કે તામિળનાડુ માં પણ પૂર આવેલું તેની ખબર નહિ આઈડિયા નહિ હા પણ ઉત્તરાખંડ વાળું તો મને યાદ છે કે અમે ત્યાંરે સહાય પણ કરેલી.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

મુ અને માં daddy બજાર માં ઘયેલા અને જેવાજ અમે બજાર માં ગયા એવુજ પાણી આવી ગયેલું. મને જ્યારે સુધી ખબર છે તો બેહજારચૌધ ના તો બધું પાણી છે ને ઘટર માં થી આવેલું.

સૌથી પેહલા તે ભંડોળ માંથી ભરવાનું શરુ થયું અને ધીમે ધીમે આગળ સરોવર ભરાઈ ગયેલું અને અમારો સૌથી ઓછો વિસ્તાર કહેવામાં આવે કે આસામ બાજુ તે સૌથી ઓછો વિસ્તાર કહેવામાં આવે.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 અને ત્રણ દિવસ માં અમારી સરકાર ને પણ ઘણી બધી સહાય કરેલી તેમાં તો અમે લોકો ધાબા ઉપર બે માલ નું મકાન હતું તો અમે ધાબા ઉપર રહેતા બધા, ચાર હેલિકોપ્ટર આવતા અને ફૂડ છે બિસ્કિટ છે એવું બધું ખાખરે દેતા દૂધ છે તેમજ આજુ બાજુ વાળા પાસે પડેલું હતું એ લોગો એ સહાય કરતા હતા. ત્રણ દિવસ સાહેબ પૂર આવેલું પછી ધીરે ધીરે ધીરે બધું પૂર જતું રહ્યું એકજ દિવસ જે રીતના પૂર આવ્યું તું ના એવીજ રીત ના એકજ દિવસ માં બધું પૂર જતું રહેલું.

બધાને કપડાં આપેલા સાલ બે થી ત્રણ દિવસ આપેલા અનાજ આપેલું બધું રેગ્યુલર નહિ થયું ત્યાં સુધી બધી સહાય કરી અમારા પ્રમુખ થકો એ તમને કોઈ આઈડિયા છે કોઈ વાણી હોય તે, આઈડિયા તો હોયજને સાહેબ હું પણ નાનોજ હતો મને પણ બધું યાદ જ છે પપ્પા મારી સાથે સાથે રોજ રહેતા હતા પણ થોડી બીક પણ લગતી હતી પણ પપ્પા રોજ મને છે ને રોજ વાત કરતા હતા. અને હું તો જેમ પછી નુકસાને થાય બધાને અને અમુક લોકોને ધંધા બંધ થઇ જાય અને અમુક લોકોને.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 પશુ નો બધા મરી ગયેલા તો પૂર માં મારી ગયેલા પછી તે લોકો ની લાશ એમજ પડી હતી તો તે લાશ તરતી હતી તો તેની રીતે રોગચાળો પણ ફાટેલો હતો સાહેબ.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 હા તે તમેં સાચું કહેલું કુદરત કરેને કુદરત તો એતો પણ સ્વાભાવિક્જ કે માર્ક થાય. કેમકે આપડે લોકો કુદરત ને નુકસાન પહોંચાડીયે છીએ તો કુદરત ને બી વીજળી ને તો નુકસાન તો કરવાનુજને કે આપડે કુદરત નું કેટલું નુકસાન કરીયે છીએ ઝાડવા કાપીએ છીએ. પછી તે આપડે ગમે તમ ગાડી નો ધુવાળો એસિ ગમે તેમ વાપરીએ છીએ તેના લીધે તો નુકસાન થાયજ છે ને તો તો સરકાર કુદરત ના સામે રિએક્ટ તો કરવાનું જ ને. એતો એતો થવાનું જ તમને કોઈ કુદરતી આપત્તિ જો યાદ હોય અથવા કુદરતી આપત્તિ જેના વિશે તમને knowledge હોય તો થોડુક કહો. knowledge તો મારી પાસે નથી પણ મને કેમ એવું લાગે છે કે તમારી પાસે હશે સાહેબ તમારી પાસે હશે. શું શું? એમેઝોનના જંગલ માં આગ લાગેલી હતી તેની તમને ખબર છે સાહેબ. કાંઈ ખાસ તો નહિ પણ એ હવે સમાચાર સાંભળેલા એમેઝોન ના જંગલે માં કંઈક બે સુખા લાકડા એક સાથે ઘસતા આગ લાગેલી. અને i think એમેઝોન નું જંગલ વિશ્વ નું સૌથી મોટા માં મોટું જંગલ છે તે આપડે દેશ કરતા પણ ભારત દેશ કરતા પણ i think જંગલ મોટું છે. અને તો આગ લાગે પછી તો તેને ઓળાવતા વર્ષો ના વર્ષો જતા રહે પણ એમાં કઈ problem નહોતો પણ આગળ જય્યે ત્યારે તેમજ તે ત્યાંનો વરસાદ પ શરુ થાય ગયેલો એટલે એમેઝોન ની આગ તો ઑટોમૅટિક જ ઓલાય ગયેલી.

એમાં કુદરતી આપત્તિ આવે એટલે મનુષ્ય થી કાઈ ના થાય મનુષ્ય થીતો હું ઓય અંદાજા લગાવી શકાય બાકી તો જે કુદરતી તમે જો સાહેબ હમણાં કોરોના આવેલો તેમાં કેવું કેવું થયેલું. હા સાહેબ બહોત ખરાબ વાત જ જવા દાવી. કઈ નહિ સાહેબ તમે કેશો તો વાત જવા દાવ છું તમે કઈ બોલો બીજું કંઈક કો તમે, સાહેબ તમે એક વાર નોટિસ કરી જે કુદરત કરે તેને બધાને ભોગવવું પડે મનુષ્ય ને પણ ભોગવવું પડે પક્ષીઓ ને પણ ભોગવવું પડે પશુપક્ષીઓ ને પણ ભોગવવું પડે. દેશ ની ઇનકમ ને પણ ભોગગવું પડે દેશ ની જે વિકાસ કેળવણી ને પણ તુલના જે સંતુશશક્તિ છે બધા ને પણ ભોગવવું પડે. તેતો ગુજરાત નો નિયમ છે મારા ભાઈ કુદરત નો નિયમ છે તો પણ કુદરત ની મોં કુદરત કોઈ પણ વસ્તુ કોઈ પણ માણસ પક્ષીઓ નથી બનાવેલું.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 તે કોઈ મનુષ્ય ને બનાવેલું નથી તે બધું કુદરતનુજ છે અને કુદરત નું આવે ભગવાન તમે તો શું મનુષ્ય છે સાહેબ મનુષ્ય જે કરે છે એનું ફળ મળે છે અને અગર જો આપડે પેહલા ના સમય માં બધું કૅપ્મ્લેટ જ હતું ને,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 કપાસ કરતા અને જેને ખાવા પીવાનું હોય એને ખેતીવાડી માંજ ઉગાડતા જેમકે રોજ નું જે અનાજ, અને શાકભાજી ઉગાડીને લાકડા નો બળતણ કરીને ખાવાનું બનાવતા અને કોઈ જાતનું પ્રદુષણ નહોતું અને તેઓમે ચાર રીતે આટલી બધી આવતી નાતી અને આના લોકો, શરીરે સુખ અને શારીરિક રીતે કૅમ્પલેટે હતા અત્યારે તો દસ વરશ ના બાળક ને એ દુખે તે દુખે તે લોકો માટે પેહલે થી સારો ખોરાક ખાવાનો, સારા વાતાવરણ માં રહેવાનું તો તે લોકો ને તો કોઈ પ્રોબ્લેમ નહોતું તો પછી તો સાહેબ તમે જેવી ટેકનોલોજી નો યુઝ કરો તમે જેટલા કુદરત ને હેરાન કરો છો.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 તો એ વાત નો કોઈં અફસોસ કરવાનું જરૂર નથી સાહેબ સાહેબ હું હું કવ, Yes બોલો સાહેબ,

કોનું નામ?

Okay સાહેબ તમે કો એવું બસ,

એ ઠંડી છે ને હમણાં ત્રણ ચાર દીવસ તો રોજ એવી ઠંડી પડે ખબર નહિ એટલી ઠંડી ક્યાંથી આવે? hello hello hello હાલો હા શું કરે છે નિકિતા બસ કહીને કંઈ નહીં અચ્છા બાકી તૈયાર ગાડી કેવું છે તાપમાન તાપમાન હમણાં ગરમી બહુ પડતી હશે હે?

બસ તમે તો અહીંયા ઘરે છું અચ્છા ઘરે છે હમણાં ઓફિસ ગઈ હતી આ ઓફિસ ગઈ હતી હમણાં ઓફિસમાં તો હમણાં કામ ચાલે છે ઓફિસનું કામ ચાલે છે એમ

જમી લીધું અચ્છા બસ મેં ભી મજામાં છું હમણાં ખાવાનું ખાધું ભીંડા નું સાધન અને રોટલી

જો આ મેં કીધું આજે યાદ કરી લો phone કરીને વાત બાત કર લો લવ

તમારે મમ્મી આવા કહેતા હતા કે ત્યાં ગાડી કે ગરમી બહુ પડે છે ગામડામાં તો તો પછી તૈયાર નિકિતા ને ત્યાં જઈશ એમ કેતીતી તો હું કેવું થયું આવી હતી પછી હા આવી તી ને અચ્છા અચ્છા બાકી તબિયત પાણી મજામાં છે બધાને? બધાને સારું છે

બસ મજામાં હમણાં અહીંયા આગળી ખાઈને બેઠી તી અને નીરજ ભાઈ ને તો લગ્નમાં ગયા છે એમની બેન નું લગ્ન છે એટલા માટે

આ cousin sister નું લગન છે તો એબી કહેતા હતા કે ગરમી વગેરે વધારે પડે છે તો કેવી રીતના જઈશ તમે એમને કીધું કીધું વાહ એક વખત તમે એ કરો અહીંયા આગળ ટિકિટ પર આઈ જાવ એના હોય તો એસીનું કરાવી દે તો સારું પડશે

હા બસ તબિયત તો સારી છે હમણાં ચાલે છે હમણાં કામ ધંધો

બરાબર છે. બોલ બાકી તારે કેવું ચાલે હમણા ક્યારે આવવાનું છે આ બાજુ આ બાજુ એ બાજુ તો હમણાં ચૂંટણી આવશે ને

હમણાં ચૂંટણી આવશે તો તે વખતે આવીશ એવું આ નગરપાલિકા વાળી ચૂંટણી આવશે ને તે વખતે એમાં એવું કંઈ હતું. આઠમા મહિનામાં હતી ને હવે મને તો ખબર નહીં મારી મમ્મી તો કહેતી હતી કે ચોથા મહિનામાં છે એના ચક્કરમાં મેં અહીંયા રજાઓ લીધી નહીં હવે મારી ફોકટમાં રજાઓ પડી છે હમણાં

લગ્નમાં જવાનું છે એવું કહેતી ને પછી કેમ રજા ના મળી હા હા લગનમાં જવાનું હતું પણ પછી મમ્મી કહેતી હતી કે હમણાં ઘર ગરમી ના હિસાબે થોડું દેખી જવાનું તો બાકી બીજા ગામડેથી અહીંયા કરતા સાસરીમાં ત્યાં આગળ જવાનું હતું મારા કાકા ને ત્યાં આગળ તો ત્યાં આગળ તો કદાચ નહીં ગઈ અને અહીંયા મોટા પપ્પા છે ને

તેમની તબિયત કઈ ઓપરેશન ઓપરેશન કરાવ્યું છે જોવા એના લીધે હમ

એના લીધે પછી કહેતા હતા કે હારુ ચલો વાંધો નહીં પછી કરીશું આપણે એવું હશે તો અને એક વખત જઈ આવીશ

બાકી બોલ તારે બધા મજામાં બધા મજામાં છે ઓફિસનું કામ કરે